આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે અને કોઈ વ્યક્તિ સામે પક્ષે જઈ રહ્યો છે તેવું લાગે છે.

તે સાથે સ્પીકર પણ ગોઠવવામાં આવ્યા છે તે અહીં દેખાઈ આવે છે.

ઘરને બહાર ને ચિત્ર દોરવામાં આવેલા છે તે પ્રાચીન સંસ્કૃતિનું નિર્દેશન કરે છે.

આ ફોટો ઘરની જરૂર પડતી ઘરને બનાવવા માટે જરૂર પડતી સામગ્રીઓ જ્યાં મળી રહે છે તે દુકાન નો ફોટો છે.

રાત્રિના સમયમાં તે સાઇડ થી પ્રકાશ છે તે અહીં ઓસરી આવે છે તેમ પણ દેખાય છે.

આ ફોટો એવી શોપ નો છે કે જ્યાં બાથરૂમ માટેની બધી સામગ્રીઓ સરળતા રીતે ઉપલબ્ધ થાય છે.

ને જે કસ્ટમર છે ગ્રાહક ને એ દુકાનદાર માછલી વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે તેમ લાગી રહ્યું છે.

આ ફોટો એક જરાશ નો છે જે સામાન્યતા તળાવ તેમજ નદીનું હોઈ શકે છે.

ઘણી બધી ગાડીઓ સામેના પક્ષમાં તેના બાજુમાં ઊભી રાખવામાં આવેલી છે આ સમગ્ર ફોટો --